જાવા માં એરિથમેટિક ઓપરેશન પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં તમે વિવિધ એરિથમેટિક ઓપરેશન વિશે શીખશો જેવા કે એડિશન સબટ્રેક્શન મલ્ટિપ્લિકેશન ડિવિઝન અને તેમને કેવી રીતે ઉપયોગમાં લેવું
આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 1110 જેડીકે 16 અને એક્લિપ્સ 37 ઉપયોગ કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમારી સિસ્ટમ પર એક્લીપ્સ સ્થાપિત હોવું જોઈએ
અને તમને એક્લિપ્સ માં કેવી રીતે ફાઈલ બનાવવી સંગ્રહવી અને રન કરવી તે ખબર હોવી જોઈએ
જો નહી તો સંબધિત ટ્યુટોરીયલ માટે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ
અહીં ઓપરેટરો અને તેઓ કરતા ગાણિતિક ઓપરેશનોની યાદી છે પ્લસ સિમ્બોલ સરવાળા માટે માઇનસ બાદબાકી માટે એસ્ટરિસ્ક ગુણાકાર માટે અને સ્લેશ ભાગાકાર માટે આપણે તે દરેકને વિગતવાર જોઈશું
અહીં આપણી પાસે ઇક્લિપ્સ આઇડીઇ અને બાકીના માટે કોડ જરૂરી માળખું છે
આપણે એરિથમેટિક ઓપરેશન્સ નામનો ક્લાસ બનાવ્યો છે અને મેઇન મેથડ ઉમેર્યી છે
ચાલો અમુક વેરિયેબલ ઉમેરીએ
ઇન્ટ એક્સ 5 ઇન્ટ ય 10 ઇન્ટ રિઝલ્ટ એક્સ અને ય ઓપરેન્ડ્સ હશે રિઝલ્ટ ઓપરેશનનું આઉટપુટ સંગ્રહ કરશે
ચાલો તેમને ઉમેરીએ અને આઉટપુટ પ્રિન્ટ કરીએ
Result xy સિસ્ટમ
આઉટ
પ્રિન્ટલન કૌસમાં રિઝલ્ટ કન્ટ્રોલ એસ સાથે તેને સંગ્રહ કરો અને રન કરવા માટે કન્ટ્રોલ ફ11 ડબાઓ
આપણે જોશું સરવાળાનું આઉટપુટ સંગ્રહ કરવામાં આવે છે અને વેલ્યુ પ્રિન્ટ કરવામાં આવી છે
હવે ચાલો વેલ્યુઝ બદલીએ
x75y 15 સવે કરો
રન કરો
આપણે જોશું કે આઉટપુટ તે અનુસાર બદલાયેલ છે
હવે ચાલો નેગેટીવ વેલ્યુઝનો પ્રયાસ કરીએ
ય 25
સવે રન
આપણે જોશું કે 75 પ્લસ માઈનસ 25 પ્રિન્ટ થયું છે
હવે ચાલો બાદબાકી પ્રયાસ કરીએ
ય 5 અને xy ને x ય થી બદલો
સવે કરો રન કરો
આપણે જોશું કે 75 5 નું આઉટપુટ પ્રિન્ટ કરવામાં આવ્યું છે
હવે ચાલો ગુણાકારનો પ્રયાસ કરીએ
માઇનસ ને એસ્ટરિસ્ક સાથે બદલો
સવે અને રન કરો
આપણે જોયું કે એસ્ટરિસ્ક ના ઉપયોગ થી આપણે 75 ને 5 સાથે ગુણી શકીએ છીએ
હવે ચાલો ભાગાકારનો પ્રયાસ કરીએ
એસ્ટરિસ્ક રદ કરો અને સ્લેશ ટાઇપ કરો
સવે અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે
હવે જોઈએ શું થશે જયારે ધારેલું પરિણામ દશાંશ બિંદુ નંબર છે
5 ને 10 માં બદલીએ
પરિણામ 75 હોવું જોઈએ
ચાલો રિઝલ્ટ ફ્લોટ માં બદલીએ

સવે કરો રન કરો
નોંધ લો કે ધારેલું પરિણામ 75 છે તેમ છતાં આપણને 70 તરીકે આઉટપુટ મળે છે
કારણ કે આ ભાગાકારમાં સામેલ ઓપ્રેન્ડ્સ બંને ઈન્ટીજર છે
ચાલો ય ને ફ્લોટ માં બદલીએ
y10f સવે રન
હવે આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ ધારવા પ્રમાણેનું છે
યાદ રાખો કે જયારે ધરેલ પરિણામ ફ્લોટ છે તો ધારવા પ્રમાણેનું આઉટપુટ મેળવવા માટે કોઈ એક ઓપ્રેન્ડ્સ ફ્લોટ હોવું જરૂરી છે
હવે ચાલો જોઈએ શું થાય જયારે એક કરતાં વધુ ઓપરેટર છે
બધા ઓપ્રેન્ડ્સ રદ કરો
ઇન્ટ result 84 2

સવે કરો run કરો આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે
હવે માઇનસ ને સ્લેશ માં બદલો
હવે આઉટપુટ 6 હશે જો સરવાળો ભાગાકાર પેહલા થયો હશે
અથવા તે 10 હશે જો ભાગાકાર સરવાળા પેહલા થયેલ હશે
ચાલો રન કરીએ અને આઉટપુટ જોઈએ
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ 10 છે અને ભાગાકાર સરવાળા પહેલાં થાય છે
કારણ કે ડીવીઝન ઓપરેટરનું પ્રેશીડેન્સ પ્રાધાન્ય એડીશન ઓપરેટર કરતાં વધુ છે
આવી પરિસ્થિતિઓમાં જો આપણે પ્રેશીડેન્સને ઓવરરાઈડ કરવા ઈચ્છતા હોઈએ તો આપણે કૌંસ વાપરીએ છીએ
કૌંસ ઉમેરીને આપણે જાવાને સરવાળાને ભાગાકાર પહેલા કરવા માટે સુચવીએ છીએ
ચાલો હવે ફાઈલ રન કરીએ
આપણે જોઈ શકીએ છીએ સરવાળો પહેલા થયો છે અને ધારવા પ્રમાણે આઉટપુટ 6 છે
નિયમ પ્રમાણે જયારે ઓપરેશનનો ક્રમ સ્પષ્ટ નથી ત્યારે કૌંસ વાપરવાનું ધ્યાનમાં રાખો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આપણે શીખ્યા જાવામાં મૂળભૂત ગાણિતિક ઓપરેશન કેવી રીતે કરવા
ઓપરેટર પ્રેશીડેન્સ અને તેને ઓવર રાઇડ કેવી રીતે કરવું
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે મોડ્યૂલો ઓપરેટરનો અર્થ શું છે અને તે શું કરે છે તે શોધો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે આ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર